એક સોફો છે વ્હાઈટ અને ગોલ્ડન કલર નો એની આજુબાજુ વિવિધ ફૂલદાનીઓમાં લાલ અને સફેદ કલર ના ફૂલો છે નીચે રેડ કાર્પેટ પાથર્યુ છે.

જ્યાં દૂર થોડા ઝાડો છે અ ખ્રિશ્ચન ક્રોસ નું રેડ કલર લાલ કલર નું ચિન્હ દેખાઈ રહ્યું --

આપેલ ચિત્રમાં અ એક ફેક્ટરી દેખાઈ રહી છે ફેક્ટરી ની બારે એક અરટીકા ગાડી છે પાર્ક કરેલી.

ત્રણ સ્કૂટર દેખાઈ રહ્યા છે એની બાજુમાં એક હાઇવા પાર્ક કરેલો દેખાઈ રહ્યો છે.

સામેના ભાગે પણ એક ઘર લાગે છે તેની બહાર કંઈક બોર્ડ લાગ્યું છે.

આપેલ ચિત્રમાં રસ્તો છે રસ્તાની સામેની બાજુએ ત્રણ બિલ્ડીંગ ઑ દેખાઈ રહ્યા છે અને એકમાં બધી દુકાનો બિલ્ડીંગ માં દુકાનો છે.

અન બાજુમાં એક અ બિલ્ડીંગ છે જેમાં એક થાંભલો દેખાઈ રહ્યો છે અને પગથિયાઓ છે.

જ્યા વાડીલાલ દૂરથી લખેલું છે અંગ્રેજીમાં બાળકોને રમવા માટેના સાધનો છે.

અઅ સ્ટેજ પર એક સોફા છે તે સિવાય બીજા બે સોફાઓ પણ છે લાઈટો ગોઠવી છે.

ત્રણ બારીઓ છે પીવા માટે બહાર પાણી છે ખુરશી મૂકી છે કાચો રસ્તો છે.

સ્ટ્રીટ લાઈટો દેખાય રહી છે અને મોટા-મોટા બિલ્ડીંગો દેખાય રહ્યા છે.

ટેબલ ઉપર બુકશો છે અને બીજું એક સાઈડ ટેબલ છે જ્યાં ફોન છે ફૂલદાની છે.

ત્યાં બે બોડો લાગ્યા છે દાલવડા ફ્રેન્કી એવું મળસે એવું લખેલું છે એક ગાડી બહાર પાર્ક છે.

બે-ત્રણ સ્કુટરો પાર્ક કર્યા છે અને અ ઓપો ફોન ની દેખાઈ રહયો છે બોર્ડ .

અને બીજી બાજુથી રસ્તો પસાર થઈ રહ્યો છે અને એક મોટો પર્વત છે.

જે શાંતિથી બેઠી છે અને આજુ-બાજુ કોણીયુ નાનું-નાનું ઘાસ છે ઉગ્યું છે.

જેમાં તરબૂચ લાગ્યા હતા તે તો અ ઢગલાઓમાં તોડેલા છે બે ઢગલાઓ છે.